hi પલક

હા હા બિલકુલ મેં પણ જોયું હતું કેવું લાગ્યું હતું તને

હા એકદમ superb

બૌ મજા આવશે આપડે જોવા જશું

અને બીજું હા એટલે બે તરીકે release થવાની છે હા એટલે કપિલ show શર્મા માં આયા હતા એમ movie ની promote કરવા માટે તો તો એ એટલે એ કપિલ show શર્મા ક્યારે શનિવારે ને રવિવારે આવે છે બરાબર ત્ય

sony ઉપર તો તું જોવાની છો હા હું જોઉં છુ અને i think મેં એક episode પણ જોયો છે જેમાં એમાં બતાવ્યું હતું ખબર છે કે અમૃતા સિંહ એની માતા ને ઠ્બકો આપતી હતી ખબર છે સારા અલી ખાનએની તમે gossip સાંભળી હતી

બરાબર છે અ સુ સુ gossip થય્તી એ તમને ખ્યાલ છે એની માતા ને શું ઠ્બકો અચ્છા તમે જોજો એના માટે છે ને

હા હા હા એ નતું જોયું એના પછી નું મેં જોયું હતું એટલે

મેં તો પછી એમને જોય કે કપિલ શર્મા એ બંને ની બૌ મજાક ઉડાવતા હતા એ જોયું હતું મેં અને બીજું ને એમની cinema ઘર માં એટલે cinema માં movie આવાની છે સારા અલી ખાન ની સાથે વીકી કૌશલ ભી lead role માં એમાં જોવા માટે મળશે બને પતિ પત્ની ના role માં છે અને film ની છે ને એ ઓલી ઉતર દ્વારા કરવા માં આવ્યું છે એના માટે

તેના ઉપયોગ કરતા હોય છે ખબર છે બધાય film star એમાં મોંઘો ટુવાલ કેમ ખરીદવાનો એમ બધાય વિચે છે ને વાતું થય હતી કપિલ શર્મા ની અંદર બરાબર છે ને સારા ની પાછળ પેલો વીકી કૌશલ હતો ને મજાક પણ ઉડાવતો હતો

હા હા બિલકુલ movie જોવા માટે આ promotion નીં જ એમાં કપિલ ની અંદર જે આપડે ખાલી promotion જ જોઈએ જોયું હતું ને એમાં જ આપન્ના ને તો બૌ મજા આવી ગય હતી તો movie તો આપડે જોવા બિલકુલ જઈશ બરાબર બોલો તમારે શું કેવું કપિલ શર્મા માં તમે શું શું મજેદાર સવાલ ઓ વિષે જાણ્યું છે હા એમાં પછી કપિલ અય આ સિવાય ના કપિલ પેલા વીકી નું પૂછતો હતો આય કે ભાભી નું શું થયું પાજી નું શું થય થય છે એમ છે છેલ્લી કેટલી film ઓ માં તે મેં છો અને તમારી ઈ લડાઈ જગડો થતું હોય એવું બધું જો એને કેતો હતો બરાબર અને અત્યારે પણ તમને ખબર છે ઈની અંદર છે ને કપિલ શર્મા જે હતો ને એ વીકી કૌશલ ની almost ઉડાવતો હતો એ બધું બધું ખબર છે બધું પૂછતો હતો કે પાછલી film માં તમે જે આવાની છે

હા એવું હતું અંદર તમે જોજો એક વખત ઘણી મજા આવશે

તો પૂજા જી આપડે જવું છે ને બે june એ movie જોવા

કેમ કે bollywood વિષે અત્યારે પરીનીતી ના વછે અ પેલા અ politics ના માટે એમના સગાઇ ભી થય ગય હતી ત્યારે એ પણ

પરીનીતી ને જયારે સગાઇ થય હતી ને ત્યારે જેમ કે જયારે પ્રિયંકા ની થય હતી ને ત્યારે પરીનીતી એ એના જે means કે એના જે husband હતા એને હલ્દી વગેરા હતો અને પરીનીતીની જયારે means કે સગાઇ હતી ને ત્યારે પ્રિયંકા આવીને એને husband ને ટીકો ને એવું લગાવ્યું હતું ખબર છે એના વિષે આ news તમે news માં આયી હતી ને top headlines ઉપર જ હાતી તો મેં જોઈ હતી હાને તમને ખબર છે પરીનીતી છે ને actor સિવાય છે ને બૌ સારી ગાયિકા છે તમને ખબર હોય તો એ ગાય પણ છે તમે એનું ગીત સાંભળ્યું છે હા એને કેસરીયનું એની જે movie હતી એમાં એને એ ભી ગયું હતું એને અત્યારે છેને તું જુમ કરીને song આવે છે પરીનીતી ગાવાની છે હા

અને બૌ જ એનું એનું voice એટલે superb છે ને કે એના ચાહકોને ચેને એક હૃદય સ્પર્શી જાય ને એવું એ ગીત ગાય છે હા એની voice બૌ સારી છે એમની ચ ને બધું બૌ મસ્ત છે હા અને એનું માં ભી બૌ સારું સારું છે પરીનીતી નું બરાબર છે જેમ કે ટુક સમય માં ઈમ્તિયાઝ અલી ની film છે ને ચમકીલા માં જોવા મળશે પછી એના દિલ જીતો દોસંજ દોસાંજ lead role માં જોવા મળશે અને હાલ માં એ film નું trailer release અર્વામાં આવ્યું છે ને જેને fans આતુરતા થી વાટ જોઈ રહી છે અને obviously હું પણ અને ચમકીલા OTT platform માં netflix પર અત્યારે release થવાનું છે જોવાનું

બરાબર એટલે કે અ એના વિષે તો તમને માહિતી ખ્યાલ હયશે તમે ના એ તો નય જોયું મેં ના ઈ નય જોયું મેં હમ બરાબર છે એમાં છે ને ઘણું બધું આવે છે જેમ કે અ ગુરુવારે બપોરે છેને આલિયા ભટ્ટ ના જે દાદા હતા ને જે ત્રાણું વર્ષ ના હતા એમનું નિધન થય ગયું અને ચાહકો ને જાણ મળી એના માટે બૌ દૂખ

હા એ તો મેં અત્યારે દિવ્ય ભાસ્કર ઉપર ભી જોયો તો થોડા દિવસ પેલા અને એમના બાણું વર્ષ ના જન્મ દિવસ અય એ ભીબ બૌ એમ ધૂમ ધામ થી ઉજવાય હતા એમના હા અને તાજેતાર માં એક મુંબઈ ની એક hospital હતી ને ત્યાજ એમને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે એમની તબિયત બૌ નાજુક હતી જેમ કે media દ્વારા આપણને ખબર પડી એમ કે બરાબર છે અને આ કારણે છે છે ને આલિયા ભટ્ટ ની જે અ cancel હતી ને જે trip હતી ને trip માં જવાનું હતું ને એ પણ cancel કરી દીધું

અને આજે જે sony છે ને એ રાજ ના પિતા અંતિમ સ્વાસ લેતા હતા ત્યારે આવ્યું આલિયા ભટ્ટએ તેમના બાણુ માં જન્મદિવસ ની ઉજવણી પણ હૃદય સ્પર્શી થાય ને એવી બૌ જોરદાર આપી હતી

હા હા મેં જોયું હતું મ હમ મને તો બૌ ગમે આ બધી bollywood ની news સંભાળવું વાંચવું અને જોવું કે entertainment માટે હોઈ

plus bollywood actress જે આલિયા જી છેને એ ખુબ બુજ એમને

બરાબર છે અને તમને ખબર છે એમને જયારે marriage થયા તા રણવીર કપૂર ના એમનું એમનું shoot જોયું હતું

કેવા superb superb pose photos માં

હમ બૌ superb હતું અને મને આલિયા ભટ્ટ ની actress પણ બુજ ગમે છે

હા હા અને એ કાલે આયી એક ખબે છે video પણ share કર્યો હતો તેના નાના સાથે એ બધું તમે પસંદ કરવા માંગતી હતી ને તે તો તેને festival માં હાજરી આપી નાં હતી કોઈ કારણ સર એ કોઈ actor મતલબ film shootings માં જતી રહેતી હતી ત્યારે બરાબર છે તો અત્યારે ગુરુવારે જે છે ને એ એમના નાના દાદા ને જયારે નિધન થયું ને ત્યારે મેં news જોયી હતી ને ત્યારેજ મેં જોયું હતું આ બધું બરાબર હા એ તો મેં જોયું હતું એને બૌ દુખ ભી થયું હતું એને તો રોવા જેવી થય ગય હતી હમ અને બૌ emotionally captions એને લખ્યા હતા અને નરેન્દ્ર એમના એમનાજે દાદા નું નામ હતું ને એ ખબર છે તમને નરેન્દ્ર રઝા હા પંડિત હતું અને હા એમનું એ જે નામ જે છે એના પ્રમાણે એ અત્યારે બાણુ વર્ષ જીવ્યા પણ એનું નામ પણ બૌ સારું હતું બરાબર છે ઘણા બધા સમયે આટલું જીવ્યા અને એના છે ને રણબીર કપૂર સાથે આલિયા સાથે પણ ઘણા બધા નાના મોટા જે video share કર્યા શું કેવું તમારું બંને નું તબ તો એને video ભી મસ્ત હતું હારું લગતા હતા ત્રણેય ગાડી માં બેડી ને હતું બર્બર અને captions માં છે ને આલિયા એ બૌ ઘણું બધું લખ્યું હતું

એમાં એમાં બુજ બધું જોવા મળ્યું હતું ખબર છે ગાંગુ બાય કાઠીયાવાડી ની માં તો શું superb dance કર્યો છે ખાસ કરી ને જે પેલું છે નેએ તો બૌ superb song છે એના action ભી બૌ મસ્ત હતા movie ના

એની અંદર હાહા મેં જોયા હતા ને કેમ નય એ બી એ movie મેં બે વાર જોયું હમ નોલું બીજું શું તમને bollywood gossip ખબર પડી છે બસ જોયું હતું ને બૌ મસ્ત હતું